ઘણી બધી લિફ્ટ દેખવા મલી રહી છે આ દ્રશ્ય માં એ_સી જોવા મલી રહી છે.

જેમા ઘણા-બધા પ્રકારના ડોક્ટર ના ક્લિનિક ના સાધનો હોય --"

જે સૌરાષ્ટ્ર એ_સી ડાઇનિંગ હોલ દેખાય રહ્યો છે.

અહીં સરસ પ્રકારનુ ટેબલ જોવા મલી રહ્યુ છે આજુ-બાજુમાં સરસ પ્રકારની ફ્લસ દેખવા મલી રહી છે સરસ પ્રકારની સીડીઓ પણ જોવા મલી રહી છે.

અહીં સરસ પ્રકારનું એક પાર્ટી પ્લોટ માં લગનનો આયોજન કરવામાં આવ્યું હોય --

અહીં સરસ પ્રકારનું હેલીપેડ દેખાઈ રહ્યું છે અહીં ઘણા બધા વૃક્ષોની વચ્ચે--

અહીં ઘણા બધા પ્રકારના લોકો જોવા મલી રહ્યા છે આ દ્રશ્ય આપણા કુકર વાળાનું હોય એવું લાગી રહ્યું છે.

આ દ્રશ્યમાં એક વ્યક્તિ ઊભેલો દેખાય રહ્યો છે.

તેની પાછળની બાજુમાં સરસ પ્રકારનુ લોકો દ્વારા સજાવેલું ચાદર દેખાઈ રહી છે.

અહીં સરસ પ્રકારના બેડ નુ દ્રશ્ય દેખવા મલી રહ્યુ છે.

આ દ્રશ્યમાં સરસ પ્રકારના લોકો બેઠેલા દેખવા મલી રહ્યા છે.

ઉપરની બાજુમાં સરસ પ્રકારનો વૃક્ષ વૃક્ષનો છાંયડો જોવા મલી રહ્યો છે.

અહીં સરસ મજાની બિલ્ડીંગ દેખવા મલી રહી છે અહીં સરસ મજાનું ભવ્ય મંદિર હોય તેવું લાગી રહ્યું છે.

સરસ પ્રકારનું ઉપર સોલાર પણ દેખાય રહ્યુ છે આ દ્રશ્ય ખુબજ સુંદર એવુ લાગી રહ્યુ છે.

વ્યકિતઓ કોઈ પણ દેખાઈ રહ્યા નથી ઉપરની બાજુમાં થાંભલા પણ જોવા મલી રહ્યા છે.

દ્રશ્યમાં ઘણા બધા પ્રકારના ઝાડવાઓ જોવા મળી રહ્યા છે દ્રશ્ય ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે.

ઉપરની બાજુમાં સરસ પ્રકારનું ઝાડનું દ્રશ્ય દેખવા મલી રહ્યુ છે.